હ અને પછી આપણે form જોડે એને joint કરવું પડે એટલે હા એ જ ને એટલે form જોડે જ બધું આપવાનું

એટલે આપણે form જોડે જ આપવાનું આ પેલું કેવું SCST વાળને કેવું એમનું અલગ હોય છે પછી OBC વાળા નું અલગ હોય હા તો આપણને general માં એનો ફાયદો થાય જાય આમ તો કઈ હોતું નથી

હ હ બરાબર સારું હ એટલે શું છે કે આપણની પપ્પાની આવક ઓછી હોય તો આપણને એનો લાભ મળે general વાળા ને હ ચાલે આપણને બીજા બધા તો direct એમને તો કેટલા પચાસ ટકા હોય ને તો બી બોલ એમને government માં લાગી જાય

હા એ જ ને એટલે એના માટે પણ આપણે ચાર પાંચ દિવસ તો આપણે ગણીને રાખવાના ને પેછી એમાં વચ્ચે શનિ રવિ આવે એટલે ત્યાં આગળ કાર્યાલય આખું બંધ થઈ જાય તો આપણે ક્યારે જવું છે

ને પછી આપડે જઈએ કરાવવા બધા પુરાવા ત્યાર રાખું મતલબ આપણે જોઈએ ન આધારકાર્ડ ને એ બધું આપણું પપપણું ને બધું તો એ બધા કિયાગાદિયા કરીને પછી આપણે બંને એવું હોય તો સાથે જઈશું આપણે બંને સાથે જઈશું તો આપણે એલ college જોવા જવું છે કે પછી આ EWF કઢાય લેવું છે આમ તો પેલા આયરુ કરાવતા થયે ને તો આ થઈ જાય ને પછી આપણે જઈએ college

એવું કરીએ હાજી એમ તો છે time છે આપણી જોડે એટલે વાંધો નઈ હ બે દીવસમા હું આઈ જઈશ ત્યાં પાલનપુર અને પછી આપણે પછી ત્રણ દિવસમાં જો એ પતિ જશે એટલે આપણે આ અઠવાડિયામાં તો આ આયરુ પતિ જશે તો આપણે સોમવારે જેવું રાખીએ હ જો આપણે ના હોય તો સોમવારના મેહસાણા જતા રહીએ ને પછી બુધવારના અમદાવાદ જતા આઇએ કેમ કે અમદાવાદ તો આખો દિવસ નીકળી જશે ત્રણ કલાક જવાના ત્રણ કલાક આવવાના એટલે એ જ ને એવું ને તો જો મારા કાકાનો છોકરો એ ત્યાં અમદાવાદ

તો એવું હોય ને તો આપણે ત્યાં એક રાત રોકાશું તો આપણને બે દિવસ માં આપણે બીજી બી college જોવી હોય ને તો થઈ જાય એમ એક દિવસમાં તો આપણે બે ત્રણ college ની

અને આપણે કઈ જોયું બી ની હોય અમદાવાદમાં એને જોયું હોય ને તો એ આપણને બતાવશે ને તો આપણને મળી રહેશે હ અને આપણી જોડે આવે તો એ તો શું ત્યાં ભણ્યો હોય એટલે એને વધારે idea હોય હ એજ ને એ હોય જોડે એટલે આપણે ને સારું પડે તું એને ફોન કરીને કેજે આપણે જે દિવસે નીકળવાનું હશેને હા તો હું એને કઈ દયસ આ સવારે જ કઈ દઈશ કે અમે આઇયે છે તારે મતલબ બે દિવસની રજા લઇ લેજે

હ એ જ ને એટલે અને બીજું કઈ અને ઉંજાં ક્યાં મેહસાણા વાંકુ કઈ નઈ પછી જો તને ખ્યાલ હે મને એક તો ખાલી ગણપત ની ખબર હે બીજી તો મને મને બી ગણપત ની જ ખબર હે બીજી કંઈક એક બે college છે ખરા એ બધા કે કે સારી છે હ મને બી

હા એ મેહસાણા આ મેહસાણા ઉતારી ને પછી ત્યાંથી કંઈક છકડાની અંદર આપણે જવાનું હોય છે college સુધી કંઈક નામ બી છે એનું પણ નામ મને idea નથી એનું શું છે college એ જે ગામ છે એનું નામ તો મહેસાણા માં બી આપણે જઈશું તો આપણું admission થઈ જાય આમ તો મેહસાણા માં થઈ જાય તો પણ નજીક બી રે ને આપણે up down કરવું હોય ને ઓ બી ફાવે આપણને એવું કલાકમાં તો પાટણ જાવ કે મેહસાણા જાવ કે ઉંજાં જાવ બધું સરખા જેવું જ છે કલાક દોઢ કલાક

એટલે જોઈએ જો બધા ready થતા હોઈને જવા માટે તો પછી આપણે અમદાવાદ રાખીએ નહીં તો પછી આપણે જો બે એકલા જ હોય ને તો મેહસાણા ચાલે એકલા હોય તો પછી મેહસાણા ચાલે બે જોડે હોઈએ તો એટલે આપણે up down બી કરી શકીયે ને હા એ જ ને તો બી આપને પાલનપુરમાં form ભરી દઈશું કદાચ આપણે અહીંયા તો એક વર્ષ તો અહીંયા કરવું પડે ને હા એ જ ને આપડે પાલનપુર માં

પાલનપુરમાં તો એવું કર્ણાવતમાં બી એ ને પણ ત્યાં તો જવાની દે કરણાવટમાં બી છે આદર્શમાં બી છે હવે તો સ્વસ્તિકમાં બી ચાલુ છે પણ એ બધું શું આમ school જેવું છે ત્યાં આગળ બોવ strict ને એવું બધું છે અરે હા અને એમાં બી પાછું બોલ uniform એ uniform તો GD મોદી ના બી compulsory થઈ ગયો છે એવું હે ત્યાં બી બધા કે compulsory uniform થઈ ગયો છે એટલું school માં બી uniform પેરવાનો હવે GD મોદીમાં તો બી થોડું college જેવું લાગે અને કર્ણાવત આદર્શ સ્વસ્તિક આ બધી માં તો જાણે ecjet આપણને એવું જ લાગે કે હા આપણે school માં જ આવ્યા હા એટલે મને ત્યાં તો ઓછી ઈચ્છા છે તો કઈ ની આપણે અહીંયા છે જ ને GD ફરી લઈ આવ્યે unform તો uniform બીજું શું બીજી ક્યાંય ન લાગે તો આતો છે જ ને GD મોદી માં તો નવાણું ટકા તો આપણે તો government માં થઈ જશે admission જો બીજે ક્યાંય નહિ થાય ને તો હા અહીંયા તો થઈ જશે મને બી એવું જ લાગે અહીંયા તો થઈ જશે એટલે કઈ નાઈ તો આપણે જઈએ અમદાવાદ માં બી ફરતા આઇએ અને મહેસાણા માં બી ભારત આઇએ form form ભરવામાં શું ભરી જોઈએતો ખબર પડે આપણને કે ક્યાં admission હ એ જ ને અને ગણપત માં તો કઈ બધા એવું નહિ કેસે કે ત્યાં તો direct જ admission આપી દે છે હા તો ત્યાં તો એને direct આપણે તે દિવસે આપણે ફી જમા કરી દેવાની અને ત્યાં ત્યારે આપણેને મળે હ એટલે આપણે marriage કે એવું કશું ન પડે form બોં એવું કાંસુ નઈ ભરવાનું

એટકે આપણે એમ કે આ જ coallge માં જ મારે admission લેવું છે તો આપણે અત્યારથી જ લઇ શકીયે એવું ને હ ત્યાં તો એવું હોય તમારે એ લોકો હાલ ચાલુ છે કે લગભગ તો

હ

કારણ કે એ લોકો તો બસ ખાલી ભરે જ છે બધાને પોતાની હ હ એટલે

એમને બસો ત્રણસો જે student જોઈતા હોય એ કે જ સાથે લઇ લે છે હવે એવું કઈ ની કે અને આટલા મતલબ marriage પ્રમાણે જ આટલા percent તેજ હોય તો જ admission મળે એવું કઈ નઈ ત્યાં તો બધા ને હ હ એટલે ક્યાંય ના મળે તો આપણે પૈસા ભરી ને ત્યાં લેવું હોય તો પછી એવું હોય ને ત્યાં તો કદાચ વધારે પૈસા ભરી ને કદાચ આપી દેતા હશે admission

ના મળે ને આપણને સારી college જ જોઈતી હોય અત્યારે પણ સારું આપે છે હ ત્યાં સારું અહીંયા પાલનપુર કરતા ત્યાં સારું છે ગણપત અને એક વડોદરા ની અંદર

મારા મમ્મી તો એટલી બધી દૂર જવાની ના હ હ સાચી વાત છે કેમ કે વડોદરા આપણને બોવ દૂર પડે admission થઈ જાય ને તો હ અહીંયા મેહસાણા સુધી થઈ જાય આપણે પાટણ છે મેહસાણા છે ત્યાં બે ત્રણ કલાક સુધી નો રસ્તો હોય ને તો વાંધો ના આવે કે પણ તું કે છે કે એટલે બધે દૂર

ને બધો ખર્ચો બી બોવ બધો વધી જાય હ એ જ એને tension રહે એને કે તું નજીક

તો વધારે સારું તો કઈ નઈ આપણે try કરીએ જો મેહસાણા જો ક્યાંય નઈ લાગે ને એવું લાગશે એ કી કે marriage બહુ વધારે છે ને એવું છે તો અપને ગણપટમાં પૈસા ભર્યા ને admission લઇ લેશુ

જો last માં કઈ ના મેલ પડે ને તો હ તો તો શું વાંધો છે તો તો આપણી જોડે બે option તો છે એક ગણપત ને GD મોદી હા સારું તો તો આપણે બધાને પુછિયે જ જો કોઈ ની ઈચ્છા હોય તો આપણી જોડે આવવાની હા એ જ ને તો પૂછી લેજે એક કામ કરું મેં group માં message કરું બધાને તો બધા જોડે

આજે આપણે વાત કરીશું ઉત્તરાયણ વિશે ઉત્તરાયણ મારો મનપસંદ તહેવાર છે. કેમકે ઉત્તરાયણ, ઉત્તરાયણ પર કરવામાં આવતી પ્રવૃત્તિ મને ખુબ જ પસંદ છે જેમકે પતંગ ચગાવવો. નાનપણથી જ પતંગ ચગાવવાનો મને બહુ જ શોખ હતો. એટલે ઉત્તરાયણની રાહ તો હું અમ વર્ષોથી જોતી હોઉં છું કે ઉત્તરાયણ આવશે ને મને પતંગ ચગાવવાનો મોકો મળશે. આમ તો ઉત્તરાયણનો સમાવેશ અમ બધાનો બધાના મનપસંદ તહેવારમાં થતો હોય છે. ઉત્તરાયણને આપણે મકરસંક્રાંતિના નામથી પણ બોલાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસના તહેવારના ઘણા બધા નામ હોય છે. આ તહેવારની ખાસ વાત તો આમ તો એ છે કે એક તો એ અન્ય તહેવારોની જેમ અલગ અલગ તારીખે ઉજવવામાં નથી આવતી પરંતુ દર વર્ષે ચૌદમી january ના દિવસે જ ઉજવવામાં આવે છે. આ દિવસમાં આમ તો ભૌગોલિક મહત્ત્વ પણ છે અને ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે સૂર્ય ઉત્તર આયનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આ તહેવાર હિંદુ ધર્મ માટે મુખ્ય તહેવારોમાં શામેલ છે. હિંદુ લોકો માટે આ તહેવાર ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ અર ઉપયોગી છે અને ઉજવવામાં પણ આવે છે.

ઉજવવામાં આવે છે. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્રષ્ટીએ જોવા જઈએ તો બાવીસમી december થી સૂર્ય ઉત્તર દિશામાં ખસવા માંડે છે એટલે કે સૂર્યનું ઉત્તરાયણમાં બાવીસમી december થી થાય છે પ્રવેશ પરંતુ અર કેટલાં વર્ષોથી ત્રેવીસ જેટલા દિવસો જવા દઈએ છીએ અને ચૌદમી january એ એટલે કે પછી એ દિવસે વિક્રમ સંવતની તિથી ગમે તે પણ હોય પણ આપણે ચૌદમી january એ જ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. દેશના ઘણા બધા ભાગોમાં મકરસંક્રાંતિ યાત્રાના સમયે દર્શાવવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં છેક કુંભ મેળાથી શરૂઆત થાય છે એટલે કે અમ કુંભ મેળાની શરૂઆત છે એ ચૌદમી january થી થાય છે જયારે કુંભ મેળો એ એટલા ત્રણ ચાર દિવસ માટે ચાલતો હોય છે. જયારે કેરાલામાં તે શબ્બીર લાલાનો અંત છે એટલે ચૌદમી january એ કેરાલામાં શબ્બીર લાલા તહેવારનો અંત આવે છે. સદિયોથી મકરસંક્રાંતિની તારીખ બદલાતી જાય છે. but આપણે એને ચૌદમી january એ જ ઉજવીએ છીએ. ઉત્તરાયણ માત્ર ભારતમાં જ નથી ઉજવાતું. આ તહેવાર ભારત સિવાય ચીન દેશમાં, નેપાળમાં ભૂતાનમાં પણ ધામધુમથી ઉજવાય છે. નેપાળમાં તો મકરસંક્રાંતિ ખુબ જ લોકપ્રિય છે. નેપાળી calendar મુજબ અર ત્યાં મકરસંક્રાંતિને વિક્રમ સંવત તરીકે ઉજવવામાં આવે છે અને યાદ રાખવામાં છે. મકરસંક્રાંતિ આમ તો રાશિ ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ દર્શાવે છે જયારે સૂર્ય છે એ એક રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આપણે એને ભૌગોલિક દ્રષ્ટીએ અર ઉજવીએ છીએ. ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશામાં એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. અર ઉત્તરાયણ નો અર્થ શાબ્દિક છે એની સંધી જો છૂટી પાડવામાં આવે તો ઉત્તરાયણ નો અર અર્થ થાય છે ઉત્તર plus અયન એટલે ઉત્તરાયણ. એટલે ઉત્તર, ઉત્તર દિશામાં અયન તરફથી સૂર્ય પ્રવેશ અર નીકળીને એ પ્રવેશ કરે છે મકર રાશિમાં. દિવસમાં સૂર્ય એકદમ માથા પર હોય છે ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડા થોડા ઉત્તર દિશા તરફ ખસતો જાય છે.

આમ આ કારણથી જ આ તહેવાર મારો પ્રિય તહેવાર છે. આજે ઉત્તરાયણ પતંગો માટે ખુબ જ અર ખૂબ જ પ્રખ્યાત તહેવાર બની ગયો છે. ભારતમાં જ નહિ પરંતુ બીજા બધા દેશોમાં પણ ઉત્તરાયણ ને બહુ જ અર પ્રખ્યાત ગણવામાં આવે છે કેમકે આ એક જ એકદમ અર અલગ તહેવાર છે જયારે આપણે પતંગો અટવાઈને આકાશમાં આની ઉજવણી કરીએ છીએ. એટલા માટે દુર દુરના દેશોથી લોકો ભારતમાં આવે છે ખાસ કરીને પતંગની અર સ્પર્ધા જોવા માટે જે અમદાવાદમાં યોજાય છે. દર વર્ષે ચૌદમી january એ પતંગ સ્પર્ધા યોજાય છે જે આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધામાં બહુ બધા સ્પર્ધકો ભાગ લે છે અને એમનો અર અવનવી અલગ અલગ આકારની પતંગો પતંગો ચગાવીને આકાશમાં એની ઉજવણી કરે છે જેમાં પછી ત્રણ દિવસની આ અર ઉજવણી અને સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લઈને અર એ લોકો હરીફાઈમાં ઇનામો પણ હાસિલ કરે છે. પતંગ ચગાવવાની આમ તો આ શરૂઆત છે ને ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલ થયેલી. પતંગ બનાવવામાં પહેલા એ લોકો silk ના કાપડનો ઉપયોગ કરતા અને લાકડી માટે વાંસનો ઉપયોગ કરતા. પછી ધીમે ધીમે indonesia ની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા જેનાથી એવું સાબિત થાય છે કે પતંગની આ વાળી અર જે રચના છે એ બહુ બધા વર્ષો પહેલા લોકોએ શોધેલી છે તેથી એ લોકો ત્યારે પણ પતંગો બનાવતા હતા અલગ અલગ અર અલગ અલગ વસ્તુઓમાંથી પતંગો બનાવતા હતા એ વખતે વનસ્પતિ ના મોટા મોટા પાંદડાઓમાં પછી અલગ અલગ કપડાઓમાં, silk ના કપડામાં, જુટના કપડામાં એ બધા અલગ અલગ કપડામાંથી પતંગો બનાવીને, પતંગો ચગાવીને પતંગોની ઉજવણી કરતા હતા. આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી સમગ્ર એશિયામાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઇ છે. આપણે ખાલી ભારતમાં બી જોઈશુ તો ભારતમાં બી જુદા જુદા પ્રકારની અવનવી અલગ અલગ આકારો વાળી પતંગો જોવા મળશે. પણ આ પતંગો ઉડાડવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાયેલા છે. આજે ભલે મોજ શોખ માટે પતંગ ચગાવવામાં આવતો હોય but એની શોધ આજે નથી થઇ આ શોધ અર બહુ જ જુના સમયથી ચાલતી આવી છે અને તેનો ઉપયોગ હંમેશા પહેલા તો અર યુદ્ધ કે કટોકટી સંશોધન માટે થતો જ્યારે દુરના લોકોને આપણે સૂચનાઓ આપવા માટે કરતા. પછી થોડી વાત કરીએ આપણે ઉત્તરાયણના ભૌગોલિક મહત્વની. આ તો આપણે વાત કરી કે અર ઉત્તરાયણના અર જે ઉજવણીનું જે મહત્વ છે પતંગોનું કે એની શોધ બહુજ પહેલા થયેલી હતી પણ અત્યારે પણ એ પતંગોને લઈને ઉત્તરાયણનો જે તહેવાર છે અર આપણા જ દેશમાં નહિ પરંતુ બીજા બધા દેશોમાં આંતરરાષ્ટ્રી અર રીતે પણ બહુ અર પ્રખ્યાત થયેલું છે. એટલે એના લીધે જ બહુ બધા અર બહુ બધા tourist લોકો પણ ગુજરાતનો ગુજરાતની visit લે છે ચૌદમી january એ અને આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધા ભાગ પણ લે છે. હવે ઉત્તરાયણ ભૌગોલીક વિશે વાત કરીએ તો ઉત્તરાયણના દિવસને વર્ષની સૌથી લાંબી રાત માનવામાં આવે છે. જે હોય છે general અર સામાન્ય રીતે તેર કલાક અને બાર minute ની હોય છે પણ એનો દિવસ નાનો હોય છે દિવસ હોય છે દસ કલાક અને અર અડતાળીસ minute નો હોય છે. જયારે એકવીસ june એ દક્ષિણ આયનના દિવસે આનાથી વિપરીત સ્થિતિ સર્જાય છે. વર્ષમાં બે દિવસ એટલે કે એકવીસ december એ સૌથી લાંબી રાત હોય છે અને એકવીસ june એ સૌથી લાંબો દિવસ હોય છે. પરંતુ સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રીનો સમય ચાલુ થઇ જાય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. કેમકે બાવીસ december થી એકવીસ june સુધી દિવસ મોટો થતો રહેશે અને જે એકવીસ june દિવસ સૌથી મોટો હશે અને રાત સૌથી નાની. આ દિવસને આપણે દક્ષિણ આયન કહીએ છીએ. મકરસંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે એટલે કે સ્થાન બદલે છે તેને સંક્રાંત કહેવામાં આવે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ સર્જાતી હોય છે. પરંતુ સૂર્ય અર જયારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે આપણે મકરસંક્રાંતિ શરુ થાય છે એવું કહીએ છીએ. જે ચૌદ January ની આસપાસનો સમય હોય છે. ઇસવીસન બે હજાર સોળમાં january અર મહિનામાં ખગોળીય દ્રષ્ટિ તરીકે મકરસંક્રાંતિ એટલે ચૌદ january ના બદલે પંદર january ના દિવસે થઇ હતી પરંતુ આપણે બધા ચૌદ january ના દિવસે જ ઉત્તરાયણનું ઉજવણી કરીએ છીએ. આમ તો ઉત્તરાયણ નું ધાર્મિક દ્રષ્ટિએ પણ બહુજ છે જેમકે આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારો ઉજવીએ છીએ. અને બધા ધામધુમથી ઉજવીએ છીએ. જેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી શકિએ કેમકે સમાજના નાના મોટા બધા સ્ત્રી, પુરુષ, શ્રીમંત હોય કે ગરીબ હોય, હિંદુ હોય કે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે પારસી હોય જૈન હોય કે સીખ હોય, શેઠ નોકર એમ તમામ માટે આ તહેવારનો બધાનો પોતપોતાનો રીતે એક અલગ જ મહત્વ છે કેટલાક લોકો આ પર્વના દિવસે અમ આ પર્વના દિવસે મકરસંક્રાંતિના નામ થી ઓળખે છે તો અર દક્ષીણના રાજ્યોમાં પોંગલ નામનો અર તહેવાર પણ ઉજવામાં આવે છે જેમાં બ્રાહ્મણોને દાન આપે છે. ગાયોને ઘાસ ખવડાવીએ છે અને ગરીબોને ગરમ અને સુતરાઉ ધાબળા ઓઢાઢીયે છીએ. આ દિવસે દાનપુણ્ય નું બહુ જ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ દિવસે જે પણ દાન કરીએ છે બ્રાહ્મણને એનું આપણને પુણ્ય સૌથી વધારે મળે છે. આ દિવસે અર શહેર-શહેર, નાકા-નાકા, ગલિયો-ગલિયોમાં બધા પોતપોતાના ધાર્મિક અર સંસ્થાઓને અર લઈને બજાર તરફ દાન સ્વીકારે છે અને સામાન્ય માણસથી બધાને બધી સંસ્થાઓમાં પોતાના ભાગે આવતી થોડું થોડું દાન કરે છે એટલે ગાયો અન અર રસ્તા પર રઝળતા પ્રાણીઓ છે એમને પણ પુરતું દાન કરવામાં આવે છે જેથી કરીને આપણું આખું વર્ષ અર શાંતિ અને સુખથી અર વિતાવી શકીએ છીએ. આમ તો ઉત્તરાયણની અર ઉજવણી આપણે અહિયાં જ નહિ પણ બીજા બધા રાજ્યોમાં